આ પિક્ચર માં ખૂબ જ ગ્રીનરી દેખાઈ રહી છે અહીં ખૂબ બધા ઝાડવાઓ પણ છે.

એક રીક્ષા પણ છે જેનો કલર યેલો અને ગ્રીન છે.

દૂર દૂર એક સીલીંગ પર એક એલ_ઇ_ડી સ્ક્રીન પણ લગાવેલી છે.

આ પિક્ચર માં એક ભાઈ ઉભેલા છે જેમણે હેન્ડ ફોલ્ડ કરેલા છે.

અહીં આજુબાજુમાં સિમેન્ટ ની થેલીઓ પડેલી છે અહીં ઘણા બધા--

આ પિક્ચર માં એક ડિશ દેખાય રહી છે જે બ્લેક કલર ની છે અહીં ખૂબ સરસ રીતે જમવાનું--

આ પીકચર માં ખુબજ ગ્રીનરી દેખાય રહી છે અહીં એક રસ્તો પણ છે.

અને એક લોન પણ દેખાઈ રહી છે દૂર દૂર ખૂબ બધા ઝાડવાઓ છે જે ગ્રીન કલર ના છે.

આ પિક્ચર એક પેટ્રોલ પંપ નુ હોઈ એવુ દેખાય રહ્યુ છે.

જે ખુલ્લો છે અહીં બે ત્રણ ઝાડવાઓ પણ દેખાય રહ્યા છે.

આ પિક્ચર મા ખુબજ બધા મશીનો પડેલા છે જે વ્હાઇટ અને સ્કાય કલર ના છે અહીં ફર્નિચર પણ વ્હાઇટ અને સ્કાય ક--

આ પિક્ચર માં ખૂબજ બધી ઓટોરિક્ષાઓ છે જે--

આ ચિત્રમાં એક દીવાલ પર ખૂબ મોટુ ચિત્ર દોરેલું છે જેમાં યેલો અને સ્કાય કલર છે એ ચિત્રમાં એક બહેને પિંક કલર ની સાડી પહેરેલી છે.

આ પિક્ચર મા ખુબજ બધી બુક્સ દેખાય રહી છે.

આગળ બ્લેક અને કથ્થઈ કલર નો એક નાનો એવો ફર્નિચર પણ છે જેમાં વાઈટ કલર ના કાગડો ચોટાડેલા છે.

આ પિક્ચર માં ગ્રે કલર ની દિવાર છે ઉપર વ્હાઇટ કલર ની સિલિંગ છે એમાં એક લેમ્પ પણ શરૂ છે.

આ પિક્ચર માં ખૂબજ બધા ઝાડવાઓ દેખાય રહ્યા છે તેમને ગ્રીન કલર ના પાંદડાઓ છે.

થોડી નારિયેળીઓ પણ દેખાય રહી છે દૂર એક ટાવર પણ છે એક રેડ કલર નુ મકાન પણ છે.

આ પિક્ચર માં એક એકટીવા પડેલું છે જે બ્લેક કલર નું છે અહીં થોડા ઝાડવાઓ પણ છે.

અહીં દૂર એક ગ્રે કલર નું મકાન પણ છે.